ફ્રેમ ફોટો ફ્રેમ ડીઝાઈન માટે વૃક્ષોના જાળ--

આ એક પી_જી રૂમ છે તેમા અલગ અલગ બેડ્સ જોવા મળી રહ્યા છે એની ઉપર શીટ્સ એન્ડ --

અહીંયા એક પાણીનુ સુંદર નાનુ તળાવ દેખાય રહ્યુ છે પાછળ વૃક્ષો જોવા મળી રહ્યા છે.

અહીંયા એક રોડ જોવા મળી રહ્યો છે તેની બાજુમાં બિલ્ડીંગ્સ છે અને એની--

મોટું મેદાન જોવા મળી રહ્યું છે એક કર્મચારી રસ્તો સાફ કરી રહ્યો છે બીજા અહીંયાથી પસાર થઈ રહ્યા છે.

તેમના પેરેન્ટ્સ તેમને લેઈને આવ્યા છે પાણીની બોટલ પણ જોવા મળી રહી છે.

અહીંયા એક યોગા ટ્રેનિંગ છે જેમાં યોગા ટ્રેનર મહિલાઓને યોગા શીખવાડી રહી છે.

અહીંયા એક માણસ જોવા મળી રહ્યો છે જે ડાન્સ કરી રહ્યો હોવાનું દેખાય રહ્યું છે પાછળ અલગ અલગ પ્રકારના--

ઘણા લોકો અહીંયા આઈસ્ક્રીમ ખરીદવા આવી રહ્યા છે અને અમુક ટી_વી જોઈ રહ્યા છે.

દેખાય રહ્યા છે અને ટીચરો પણ ઉભા રહ્યા છે અહીંયા કોઈ કાર્યક્રમ ચાલુ રહ્યો છે વિદ્યાર્થીઓમાં.

આ એક મોટો હોલ જોવા મળી રહ્યો છે જેમાં ખુરશીઓ ઉપર લાઇટિંગ પણ જોવા મળી રહી છે.

જ્યા અલગ અલગ કલર ની સાડિયો જોવા મળી રહી--

જ્યાં બે માણસો કાર વોશ અને કલર કરી રહ્યા છે.

નુ ગ્રાઉન્ડ જોવા મળી રહ્યુ છે જેમા નાના બાળકો કરાટે --

ગેમિંગ ઝોન જોવા મળી રહ્યો છે જ્યાં અલગ અલગ પ્રકારની ગેમિંગ્સ જોવા મળી રહી છે.

જીમ માં લોકો મહેનત કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના--

ડેરી ફાર્મ જોવા મળી રહ્યુ છે જેમાં--

પ્લેટ ની અંદર મુકેલી જોવા મળી રહી છે.

અહીંયા ફાર્મસી ની દુકાન જોઈ રહ્યા છીએ જે હેલ્થ ઇન્ડિયા --